સમ્સ સમસ્યાપેટીમાં એક ભૂખ્યા ઉંદરને મૂકવામાં આવ્યો. ઉંદરે શરૂઆતમાં પેટીમાંથી બહાર નીકળવાના ખૂબ જ પ્રયાસો કર્યા. જેમાં પેટીમાં દોડાદોડ કરવી સમસ્યા આ અ સમસ્યા પેટીના સળિયાઓ પર પ્રહારો કરવા, સળિયાને બચકાં ભરવા જેવી ક્રિયાઓનો સમાવેશ થતો હતો. આવી અનેક ક્રિયાઓ દરમ્યાન અચાનક તેનાથી અન્નગુટિકા

તેવો કોઈ જ ખ્યાલ નહોતો. પરંતુ થોડા સમય પછી તેનું ધ્યાન અન્નગુટિકા તરફ જતાં તેણે અન્નગુટિકા આરોગી. ઉંદર દ્વારા થયેલ આ પ્રતિક્રિયા તદન આકસ્મિક હોવાથી ઉંદરને આ અંગેનું કોઈ શિક્ષણ પ્રાપ્ત થયેલ નહોતું. આથી ફરી એને સમસ્યાપેટીમાં મૂકતાં સમસ્યાપેટીમાંથી બહાર નીકળવાના વ્યર્થ પ્રયાસો શરૂ કર્યા, આ દરમ્યાન તેનાથી ફરીથી અચાનક હાથો દબાઈ જવાથી અન્નગુટિકા પ્રાપ્ત થઈ. પ્રથમ અન્નગુટિકા ઉંદરને પેટીમાં મૂક્યાની પંદર મિનિટ પછી પ્રાપ્ત થઈ હતી. જ્યારે બીજી અન્નગુટિકા પેટીમાં મૂક્યાની પાંત્રીસ મિનિટે એટલે કે પ્રથમ અન્નગુટિકા પ્રાપ્ત થયાની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

અને પ્રબલન મળવાથી ઉંદરની પ્રતિક્રિયાનું દઢીકરણ થયું. મૂળભૂત ખ્યાલોની સમજૂતી પ્રબલન કોઈપણ શિક્ષણના દઢીકરણ માટે પ્રબલન જરૂરી છે. પ્રબલન એટલે કે શિક્ષણ શીખેલી શીખવવામાં આવેલી પ્રતિક્રિયાને દૃઢ કે બળવત્તર કરનારું ઘટક. સામાન્ય રીતે શાસ્ત્રીય અભિસંધાનમાં કૂતરાના લાળસ્ત્રાવ માટે ખોરાક એ પ્રબલન ઉંદરના શિક્ષણ માટે પ્રબલન બની રહે છે. પ્રબલનના બે પ્રકાર વિધાયક પ્રબલન અને નિષેધક પ્રબલન વિધાયક પ્રબલન જે પ્રબલન વિધેયની શીખેલી પ્રતિક્રિયાને વારંવાર કરવા પ્રેરીને પ્રતિક્રિયાને દૃઢ બનાવે તેને વિધાયક પ્રબલન કહે છે. વિધાયક પ્રબલન પૂરું પાડવાથી વિધેયે શીખેલી પ્રતિક્રિયાની પ્રબળતા વધે છે. સ્કિનરના મતે પ્રતિક્રિયાની વારંવારતા વધારનારું પ્રતિક્રિયા બાદ રજૂ કરાતું ઉદ્દીપક એટલે વિધાયક પ્રબલન. દા. ત. માતાની ગેરહાજરીમાં બાળક શાળાનું હોમવર્ક કરી લે તો માતા તેને ચોકલેટ ચોકલેટ આપે છે. અહીં ચોકલેટ એ બાળક માટે વિધાયક પ્રબલન છે. નિષેધક પ્રબલન સામાન્ય રીતે વિધાયક પ્રબલનને આપણે પુરસ્કાર તરીકે ઓળખીએ તો નિષેધક પ્રબલનને શિક્ષા તરીકે ગણાવી ગણાવી શકાય પરંતુ સ્કિનરના મતે નિષેધક પ્રબલન એ શિક્ષા નથી. નિષેધક પ્રબલન એટલે પ્રતિક્રિયાની સંભાવના વધારનારું અને પ્રતિક્રિયા બાદ

સ્કિનરના કારક અભિસંધાનના પ્રયોગમાં સમસ્યાપેટીમાં હાથો દબાવવાથી ઉંદર ઈલેક્ટ્રીક શોકથી રાહત મેળવી શકે તો ઉંદર આ કષ્ટદાયક પરિસ્થિતિમાંથી મુક્તિ મેળવવા માટે વારંવાર હાથો દબાવવાની પ્રતિક્રિયા કરે છે. પ્રબલન વિધાયક હોય કે નિષેધક, તેને પ્રબલનની કક્ષાએ તો જ મૂકી શકાય કે જ્યારે તે પ્રબલનથી પ્રતિક્રિયા ઉપજવાની સંભાવના પહેલાં કરતાં વધે. ક્રિયાત્મક અભિસંધાનમાં સ્કિનરે ઉંદર ઉપર પ્રબલનનું કદ, બે પ્રબલન વચ્ચેનો સમયગાળો, પ્રેરણાની પ્રબળતા વગેરેમાં વિવિધતા લાવી અભિસંધાનમાં પ્રબલનની અસરકારકતા અંગે રસપ્રદ તારણો તારવ્યાં છે. બી વિલોપન શીખેલી પ્રતિક્રિયાની અત્યારે જે છું હું અમદાવાદમાં રહું છું B com કરું છું અને એની સાથે છે part time job કરું છું. મેં જે મારુ ટે અમ tenth છે એ complete કર્યું છે લુણાવાડા થી. લુણાવાડા મહીસાગર થી અને જે મારુ twelfth છે એ પણ મેં ત્યાં થી complete કર્યું છે tenth માં મારે fifty eight percentage આવ્યા હતા અને twelfth માં જે હતા મારે seventy eight percentage આવ્યા હતા આહ twelfth tenth મેં જે કર્યું હતું એ પણ લુણાવાડા મહીસાગર થી જ કર્યું હતું અને જે મેં twelfth પૂરું કર્યું છે એ પણ લુણાવાડા મહીસાગર થી commerce stream માં કર્યું છે.

અત્યારે જે છે એ મારુ second sem ચાલી રહ્યું છે first sem first sem ની જે exam છે અત્યારે જ પતી છે થોડા દિવસો પહેલા અને હવે જે છે એ second sem ની exam આવી રહી છે internal exam અને મારી જે favorite game છે એ ક્રિકેટ છે. આહ જે મારી જૂની favorite game હતી એ સાતમાં આઠમાં ધોરણ માં અમે જૂના દોસ્તારો સાથે રમતા હતા એ રમવાની કઈ અલગ જ મજા આવતી હતી જે આપણા સ્કૂલના દોસ્તારો સાથે. અને જે દસમામાં પણ એ લોકો સાથે જે રમવાની મજા આવતી હતી એ કઈક અલગ જ આવતી હતી અને જે બારમામાં આહ મજા આવી હતી એ કઈક અલગ જ હતી અને અત્યારે જે કરી રહ્યા છે commerce આહ commerce કરી રહ્યો છું એટલે કે B com કરી રહ્યો છું અમદાવાદ માંથી અને જે આહ મારે જે છે IIM નો course છે જેમાં અત્યારે CAT ની તૈયારી કરી રહ્યો છું એટલે B com ની સાથે CAT ની તૈયારી કરી રહ્યો છું અને જે CAT ની exam આપી ને પછી જે આહ MBA કરવાનું આહ goal છે મારો અને બીજું એક ગમે છે travelling travelling મને બહુ ગમે છે જેમાં કે આહ અલગ અલગ જગ્યા ઓ છે જેમ કે રાજસ્થાન રાજસ્થાન ના જે મહેલો છે બીજા પ્રાચીન સ્થળો છે એવી જગ્યા એ ફરવાનું બહુ ગમે છે. જેમાં રાજસ્થાનમાં બીજા ઘણા બધા જેમ કે મેવાડ છે અલગ અલગ જગ્યાઓ છે જેમાં ફરવાની ખૂબ જ મજા આવે એવી જગ્યાએ ફરવાની આહ ફરવાનું ગમે છે અને બીજી પણ એવી જગ્યાઓ છે કેદારનાથ છે જ્યાં જઈ ને ફરવાની ખૂબ મજા આવે પછી ઉજ્જૈન છે પછી અયોધ્યા છે આવી બધી જગ્યા એ ફરવાની જે મજા આવે એ કઈક અલગ જ હોય છે અને અત્યારે જે છે mobile gaming ગમે છે જેમાં મોબાઈલ માં અલગ અલગ પ્રકાર ની જે ગેમો આવી રહી છે એ gaming ગમે છે અને અત્યારે જે છે સેમ આહ semester two ની જે exam છે એ આવી રહી છે. જે exam પછી છે પોતાના મિત્રો સાથે ફરવાનો એક planning બનાવ્યો છે જેમાં દૂર દૂર જઈ ને જે પોતાના દોસ્તારો છે મિત્રો છે એમની સાથે ફરવાનું planning છે થઈ રહ્યું છે. જેમાં રાજસ્થાન ના સ્થળો છે અમુક પ્રાચીન સ્થળો છે મહેલો છે પછી આહ વિવિધ જગ્યાઓ છે પછી ઉદયપુર છે મેવાડ છે બીજા અલગ અલગ મહેલો છે પ્રાચીન જગ્યાઓ છે એ બધી જોવાનો planning થઈ રહ્યો છે અને ગુજરાત ની અંદર બીજા ઘણા બધા જગ્યાઓ છે જેમ કે આહ આપડે સુર્ય મંદિર છે મહુડી છે પછી સોમનાથ છે એ બધ એ બધી જગ્યા પણ ફરવાનો planning બનાવ્યો છે પછી જે કચ્છ છે એ કચ્છ ના વિવિધ પ્રકારના રણો છે અને એમાં પણ વિવિધ જગ્યાએ ફરવાની જગ્યાઓ છે એ બધી જગ્યાઓ એ પણ જવાનું છે ને પછી long long trip માં એટલે કે કેદારનાથ ને આહ કેદારનાથ છે પછી અયોધ્યા છે ને એ બધી પણ ઘણી બધી ફરવા જેવી જગ્યાઓ છે બધી જગ્યાઓ પણ જોવાની છે ને ગુજરાત ની અંદર તો ઘણી બધી છે અને ગુજરાત ની બહાર પણ જોવા જેવી ઘણી બધી જગ્યાઓ છે બધી જગ્યા એ પણ જવાનું planning થઈ રહ્યું છે. ગુજરાત ની અંદર જણાવ્યું એમ આહ મહુડી છે મોઢેરાનું સુર્યમંદિર છે પછી અમદાવાદ માં કાંકરિયા lake છે જે અત્યારે તો મેં જોઈ લીધું છે.

ફરવાની છે આહ રાજસ્થાન માં ઘણી બધી છે અને ગુજરાત માં પણ ઘણી બધી છે એ બધી પ્રાચીન અને જૂની જે જગ્યાઓ છે જૂના મહેલો છે જૂનું જે બાંધકામ છે એ બધુ જોવાનું છે મજા આવે છે કઈક અલગ જ હોય છે. એ જે બધો planning છે એ જે આ sem two ની exam પત્યા પછી નો છે એ પત્યા પછી જે travelling નો planning છે એ બની રહ્યો છે. પછી જે બીજું છે અત્યારે તો mobile gaming બહુ ગમી રહી છે જેમાં mobile gaming કરી રહ્યા છીએ જેમાં mobile gaming છે એ કરવાની મજા જ કઈક અલગ આવે છે. અત્યારે પછી બીજી જગ્યાઓ છે લદાખ છે એવી બધી જગ્યા એ ફરવાની બહુ મજા આવે. એવી બધી જગ્યા એ જે પોતાના દોસ્તરો છે એમની જોડે જવાની ખૂબ મજા આવે એવી બધી જગ્યા એ જવું છે પછી તો

sem two ની exam આપવાની છે પછી જે હશે એ trip plan કરવાની છે પોતાના દોસ્તારો સાથે અને દૂર દૂર સુધી ફરવા જવાનું છે. આટલું કરવાનું છે પછી આહ બીજી પણ ઘણી જગ્યાઓ છે જે ગુજરાત ની અંદર આહ instate છે ગુજરાત ની અંદર જ એ બધી એ બધી જગ્યાઓ પણ બાકી છે જોવાની તો એ બધી જગ્યા એ પણ જોવા જવાનું છે. પછી જે ગુજરાત ની જે outside છે જે જણાવી એ બધી જગ્યા પણ જોવા જવાનું છે પછી favourite picture અત્યારે જે release થયું હતું એમાં તો favourite picture છે Kgf two Kgf two જે last picture હતું એ favourite સૌથી best picture એ જ હતું Kgf two જે મારુ fauvorite છે અને song પણ એનું જ મારુ favorite છે. અત્યારે પણ બીજા ઘણા બધા સારા picture release થયા છે જેમ કે triple r છે પછી બીજા પણ ઘણા picture છે એ બધા release થયા છે પછી મારુ favorite હતું એ Kgf two હતું. હવે જે છે એ Kgf ટૂંક ટૂંક સમય માં આવે આવશે તો એ જોવાની પણ મજા આવશે પછી બીજું છે આહ riding નો શોખ છે bike riding નો એમાં પણ ખૂબ મજા આવે.

અત્યારે તો જે આહ job સાથે study ચાલી રહી છે. પછી જે છે આહ MBA કરવાનો planning છે પછી અને સારી job મેળવવાનો પછી બીજા ગુજરાત ની અંદર પણ ઘણા બધા સ્થળો જોવાલાયક છે જેમ કે કલેશ્વરી છે ત્યાં પણ આહ બહુ બધી જગ્યાએ કલેશ્વરી પણ જોવાલાયક સ્થળ છે જે બહુ પ્રાચીન જગ્યા છે. જેમાં ઘણી આહ વાવો વાવ પણ આવેલી છે જેમાં સાસુ ની વાવ વહુ ની વાવ બંને વાવ આવેલી છે જોવાલાયક સ્થળ છે એ મહીસાગર સાઇડ આવેલું છે. મહીસાગર થી થોડા કિલોમીટર દૂર હશે ત્યાં આવેલું છે ત્યાં જોવાલાયક સ્થળ છે જ્યાં પછી ભીમ ના પગલાં પણ છે પછી હીડમ્બા ના પગલાં છે પછી ભીમ ની ચોળી છે ઘણી બધી અંદર જોવાલાયક સ્થળ છે જે બહુ જ પ્રાચીન અતિ પ્રાચીન જગ્યા છે જે અત્યારે પણ available છે અને જોવાલાયક સ્થળ છે અને પર્યટન નું એક સ્થળ છે જ્યાં રવિવારે family સાથે જવાની કે week off પર family સાથે જવાની મજા કઈક અલગ છે weekend ઉપર એ જગ્યા પણ અતિ પ્રાચીન છે. જોવાની ખૂબ જ મજા આવે પછી ત્યાં થી થોડુંક નજીક નજીક છે મહીસાગર થી નજીક મરડેશ્વર છે જ્યાં મહાદેવનું મંદિર છે ત્યાં પણ શિવલિંગ છે એ આહ ખૂબ જ મસ્ત મંદિર છે એ જોવાની પણ કઈક મજા અલગ હશે એ પણ અતિ પ્રાચીન મંદિર છે પછી કલેશ્વરી માં જણાવ્યું ત્યાં પણ ખૂબ મસ્ત જગ્યા છે ને અતિ પ્રાચીન પ્રાચીન મંદિરો આવેલા છે પછી જે છે કુંડ આવેલા છે એ બધી જગ્યા પણ મજા આહ મજા આવે એવી છે પછી ત્યાં થી થોડું દૂર છે જ્યાં આપણે જાણીએ છીએ dianosar park ને એવું બનાવેલું છે જે જોવાની મજા આવે એવી છે ત્યાં આગળ ફરવાની જગ્યાઓ પણ ઘણી બધી છે dianosar park પછી આહ બીજી પણ ઘણી બધી જગ્યાઓ છે ફરવાની એ બધી જગ્યાઓ પણ ફરવાની જે છે મજા કઈક અલગ આવે એવી છે. આપણા ગુજરાત ની અંદર પણ અહિયાં આપણા અમદાવાદ માં જે કાંકરિયા તળાવ છે જ્યાં ફરવાની કઈક અલગ મજા આવે એવી છે પછી અમદાવાદમાં અત્યારે મેટ્રો ટ્રેન શરૂ થઈ છે જેમાં બેસવાની પણ ખૂબ મજા આવે એવી છે એવું છે ને ટિકિટ પણ ખૂબ ઓછી છે એટલે બધા ને જે બેસવાની જે મજા આવે એ કઈક અલગ જ હોય છે. પછી જે બીજી ઘણી બધી જગ્યા છે કલેશ્વરી છે કલેશ્વરી માં બતાવી દીધું કે ઘણી બધી પ્રાચીન જગ્યા ઓ છે પછી રાજસ્થાન માં પણ ઘણી બધી પ્રાચીન જગ્યા ઓ છે જૂના મહેલો છે જૂના સ્થળો છે જૂના પર્યટન સ્થળો છે. ત્યાં પણ ઘણા બધા સ્થળો પર્યટન સ્થળો આહ છે જોવા જેવા જેમ કે ઉદયપુર છે મહેલો છે પછી મેવાડ છે મેવાડ ચિતોડગઢ છે ત્યાં પણ ઘણા બધા જે પુરાના ઇતિહાસ છે. એ જોવાની જે કઈ મજા છે એ એ પણ અલગ છે અને જૂની જે વસ્તુઓ છે museum છે એ બધી જોવાની પણ ઘણી અલગ મજા છે જે મજા છે એ પણ બીજી અલગ છે પછી રાજસ્થાન માં જણાવ્યું એ બધા મહેલો છે પછી ગુજરાત માં પણ અમુક મહેલો available છે એ પણ જોવાની કઈ મજા આવે છે પ્રાચીન જે પ્રાચીન મહેલો છે એ જોવાની ખૂબ મજા આવે એવી જગ્યાઓ છે. પછી ત્યાંથી અહિયાં ગરમ આહ ગરમ પાણી ના કુંડ છે. પછી જૂનું આહ બહુ બધી જગ્યાઓ છે ફરવાની મહીસાગરની નજીક માં કલેશ્વરી જણાવી પછી

પછી કલેશ્વરી છે એ બહુ પ્રાચીન જગ્યા છે ત્યાં પણ જોવાની અને ફરવાની ખૂબ મજા આવે એવી છે પર્યટન નું સ્થળ છે ત્યાં પણ ખૂબ મજા આવે એવી જગ્યા છે ત્યાં બહુ પ્રાચીન માં પ્રાચીન આહ જે વાવ છે અને એ બધુ આવેલું છે પછી ગુજરાત માં જે રાણી ની વાવ છે ને બીજી પણ અલગ અલગ જે પ્રાચીન જગ્યાઓ છે ત્યાં ફરવાની ખૂબ મજા આવે એવી જગ્યાઓ છે પછી અત્યારે જે favorite show છે TV માં છે એ છે તારક મહેતા જે પહેલા થી favourite જ છે અત્યારે પણ તારક મહેતા જ જોઈ રહ્યા હશે બધા. પછી last film તો જણાવી એમ kgf twofavorite favorite film છે. પછી જે બીજો તો શોખ છે travelling નો છે શોખ જેમાં જૂના જૂના સ્થળો એ જે પર્યટન સ્થળ હોય પછી એકદમ પ્રાચીન જગ્યા હોય પ્રાચીન વસ્તુ હોય બધી જોવાની મજા આવે અને પ્રાચીન જે આહ સિક્કાઓ છે collect કરવાનો શોખ છે. અને આવા જે museum છે ત્યાં ફરવાની મજા જ કઈક અલગ આવે છે પછી કચ્છ બાજુ પણ ઘણી બધી ફરવા જેવી જગ્યાઓ છે જેમ કે કચ્છ માં હોય છે આહ દરિયા છે દરિયો છે પછી જે આહ જેસલ તોરલ ની સમાધિ છે એ પણ બહુ પ્રાચીન જગ્યા છે ત્યાં પણ જેસલ અને તોરલ ની સમાધિ છે ત્યાં પણ જે ફરવાની જે મજા છે એ કઈક અલગ છે. પછી છે અત્યારે જે આહ ત્યાં બીજી પણ ઘણી બધી જગ્યાઓ છે માંડવી નો દરિયો છે પછી સોમનાથ છે સોમનાથ માં પણ દરિયો છે નજીક night જે સાં સાંજ નો view હોય છે એ કઈક અલગ જ આવે છે સોમનાથ મંદિર ની નજીક એ view જ કઈક અલગ આવે છે. પછી સોમનાથ છે સોમનાથ પણ ગુજરાત માં આવેલું છે ત્યાં પણ ફરવાની બહુ મજા આવે એવી જગ્યા છે મહાદેવનું મંદિર છે પછી અહિયાં પાવાગઢ છે પાવાગઢ પણ અમારા મહીસાગર થી નજીક પડે છે ત્યાં પણ ફરવાની ખૂબ મજા આવે એવી જગ્યા છે. પછી પાવગઢ છે પછી આબુ છે પછી ઘણી બધી જગ્યાઓ છે પછી વડોદરા માં જે અત્યારે જે બન્યું છે પછી કચ્છ માં છે white રણ ને એ બધી પણ જગ્યા એ ફરવાની મજા આવે એવી જગ્યા છે અમે last માં ગયા હતા આઠમાં ધોરણ માં પણ સ્કૂલ ના પ્રવાસમાં જે જૂના મિત્રો સાથે ફરવાની ત્યાં મજા આવી હતી.

શામળાજી પણ અમારા મિત્રો સાથે ગયા હતા પછી ગાંધીનગર છે અહિયાં થી અમદાવાદ થી નજીક ત્યાં અક્ષરધામ આવેલું છે ત્યાં પણ ફરવાનું છે મજા આવે એ અલગ છે જે પ્રદર્શન ની મજા છે પ્રદર્શન આખું છે એક કલાક એક કલાક જેવુ છે ત્યાં પણ જે મજા આવે એ કઈક અલગ જ છે. ત્યાં પણ ગયા હતા પ્રદર્શન માં. પછી બીજે શામળાજી ગયા હતા અને પછી ગાંધીનગર માં જે night show થાય છે night show થાય છે એ જોવાલાયક છે. એના માટે પણ જોવા પણ દૂર દૂર થી લોકો આવે છે અને જે આહ night show થાય છે એમાં પણ મજા આવે એવું છે. જે watershow થાય છે night show માં જે water દ્વારા વિવધ પ્રકાર નું જે laser lighto દ્વારા show બતાવવામાં આવે છે એમાં પણ બહુ મજા આવે છે એવી જગ્યા છે ફરવાની. અમ નમસ્તે મારું નામ કુંતા દિવ્યાંગ છે. હમ બાકી આજે તો આપણે વાત કરી રહ્યા છે ભ્રષ્ટાચાર વિશે. તો ભ્રષ્ટાચાર ની વાત કરીએ તો, એ તો આમ તો વાત પૂરી જ ન થાય કદી. તોય ચાલો બાકી ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર એટલે કોઈ પણ સતાધાર વ્યક્તિ દ્વારા તેની સત્તાનો લાભ મેળવવા દૂર ઉપયોગ કરવો તેને ભ્રષ્ટાચાર કહેવાય છે. બાકી સરકારી કાર્ય ખોટી રીતે કે યોગ્ય સમયે ન કરતા કે લાયકાત વગર કરી આવે તેના બદલામાં પૈસા કે ભેટને રિસ્વત કહેવાય છે. એ તો બધાને ખબર હોય છે બધાએ ક્યાંક ને ક્યાંક ક્યારેક ને ક્યારેક કરેલું જ હોય છે. બાકી ભારતમાં ભ્રષ્ટાચાર ની શરૂઆત અંગ્રેજી સરકારના સમયગાળામાં થઈ હતી, એમ તો કહેવામાં આવે છે. અંગ્રેજોની કલકત્તાની કોઠીમાં તેના મૂળ નખાયા હતા.

ભ્રષ્ટાચાર આમ તો એકલા આપણા ભારત દેશમાં નહીં પરંતુ આખા વિશ્વમાં જ છે. બાકી કોરિયા અમેરિકા ભલે બહુ મોટા દેશો છે. પણ ત્યાં ક્યાંક ને ક્યાંક આ તો હોય જ છે. મિલિટરી હોય કે ગમે તે હોય. આમ તો આ એક ટાઈપનું કેન્સર જ છે. અલગ અલગ સંગ્રહખોરી હોય, દવાઓનું વ્યસન, નસીલી દવાઓનું વેચાણ, ડ્રગ્સ, ગેરકાયદેસર થતા બીજા કામો એ ભ્રષ્ટાચાર જ છે આજના સમયમાં નાની નાની જગ્યાએથી લઈને મોટી મોટી ઓફિસો, મોટા મોટા ઉદ્યોગો દરેક જગ્યાએ ભ્રષ્ટાચાર છે. દુનિયાના દરેક વ્યક્તિ ક્યાંક ને ક્યાંક ગમે તે રીતે ભ્રષ્ટાચાર થી સંકળાયેલો છે.

ભ્રષ્ટાચાર ઓછો પણ થયો છે. પારદર્શક આયુ છે. તો ટેકનોલોજી નો આ થોડો લાભ કહી શકાય. બાકી

ની મદદથી સારા સારા પદો મેળવી લે છે. તમે સાંભળ્યું જ હશે, હમણાં ને હમણાં કેટલી કેટલી કેવી એક પણ પરીક્ષા નહીં હોય. કે જેના પેપર ફૂટ્યા નહીં હોય. બધાના પેપર ફૂટે છે. ફરીથી લેજે. કંઈક ને કંઈક હશે. આ તો વાત બહાર આવે છે એટલા પણ ને ખબર પડે છે. બાકી ચલો કોઈ પરીક્ષા આરામથી થઈ ગઈ તો એનો મિનિંગ થોડી કે નહીં થઈ હોય. દરેક પરીક્ષા મોટાભાગની પરીક્ષામાં આવું થતું ને થતું જ હોય છે.

હમ બાકી ફૂલ ડૂબી જાય છે ને પથ્થર તરી જાય છે આ એવું છે. ખરેખર જેવી વસ્તુને મેળવવા લાયક જે વ્યક્તિ છે એ જો પૈસાથી પાછળ હોય તો આ ભ્રષ્ટાચાર જીતી જાય છે. ભ્રષ્ટાચાર એ લોકોને બેમાની અને ગેરકાયદેસર વ્યવહારનું પરિણામ છે. ભ્રષ્ટાચાર દેશ માટે કેન્સરનો રોગ છે. બાકી રાષ્ટ્રનીતિ ધીમે ધીમે બરબાદિત કરી દે છે. ક્યાંક ને ક્યાંક દેશના વિકાસનો દર પણ તેના લીધે ઘટવા માંડે છે. તમે જોયું હશે આજકાલ દેવું કે એટલું વધી ગયું છે. આપણા દેશમાં ભ્રષ્ટાચારનું પ્રમાણ પણ ખૂબ મોટા અંશ પર જોવા મળે છે. ભ્રષ્ટાચારને ખતમ કર્યા વગર આપણું કોઈ એવી કેવી રીતે લાવે એ લોકો ખુદ ભ્રષ્ટાચાર કરતા હોય તો એ થોડી પોતાને માટે કોઈ કોઈ પોતાનું લાવાના હશે. એટલે જો દેશનો યોગ્ય વિકાસ કરો હોય તો ભ્રષ્ટાચારને આપણે જડમૂળથી કાઢી મૂકવો પડશે. એના માટે આપણે ખૂબ સુધરવું પડશે. ખૂબ પોતે પોતાના રીતે ભ્રષ્ટાચાર આપણે જો કરીએ જ નહીં. તો બાકી ક્યાંક ને ક્યાંક આપણે ટ્રાફિક લે ટ્રાફિકની લાઈટ કે રેડ લાઈટ આપણે કોઈ કોષ કરીએ તો પછી પછી પોલીસવાળો પૈસા માગે અને પછી હજાર ના આપવા પડે એટલે શું આપીને છૂટા કરીએ. આ પણ એક જાતનું ભ્રષ્ટાચાર જ છે. તો ક્યાંક ને ક્યાંક આપણે ભ્રષ્ટાચાર ને બધાઓ આપી જ રહ્યા છીએ. ભારત કે અન્ય રાષ્ટ્રને જો વિકસિત રાષ્ટ્રની હાલમાં લાવવું હોય. તો રાષ્ટ્રમાંથી આપણે ભ્રષ્ટાચારને નાબૂદ કરવો જ જોઈએ. બાકી તો તમને તો ખબર જ છે કે ભારતમાં ભ્રષ્ટાચાર એ ભ્રષ્ટાચારનો જે રાક્ષસ છે તેને પોતાનો પગ બહુ ખૂબ જ ઊંડે સુધી ઉતારેલો છે. પણ જ્યારથી આ ચુમ્મોતર વરસ કે છોત્તેર, પંચોત્તેર વરસની જે યાદી થઇ છે. ત્યારથી અત્યાર સુધી ભ્રષ્ટાચાર તો પહેલા પણ હતો આજે પણ છે હજુ કંઈક અંશે આગળ રહેશે પણ આપણે તેને ઓછો કરવાનો છે.

આરોગ્ય ક્ષેત્રે પણ ભ્રષ્ટાચાર છે હા તમે માનો નહીં પણ આરોગ્ય ક્ષેત્રે પણ ભ્રષ્ટાચાર છે. આરોગ્ય ક્ષેત્ર સરકારી દવાખાનાઓમાં પણ ભ્રષ્ટાચાર જોવા મળે છે. દવાઓનું ગેરકાયદેસર વેચાણ થાય છે દવાખાનાની ચીજ વસ્તુઓ સાધન સામગ્રી, વગેરેનું કોઈપણ પ્રકારના આયોજન વગર ઉપયોગ કરવામાં આવે છે. અથવા તો ખરેખર જે વ્યક્તિને તેની જરૂર હોય તેને તેના સુધી પહોંચતું નથી. ક્યાંક ને ક્યાંક આપણે ખોટું કામ તો કરી જ રહ્યા છીએ. આપણે, કંઈક થયું હોય તો સીધો ડોક્ટર જોડે જવાની જગ્યાએ સીધા મેડિકલમાં જઈ કે મને ભાઈ આ થયું છે એમ કહી વગર પ્રિસ્ક્રિપ્શન દવા લઈ લઈએ છીએ. મેડિકલ વાળો પણ દવા વગર પ્રિસ્ક્રિપ્શન આપી દે છે. એવી રીતે ક્યાંક ને ક્યાંક આપણી જોલ માલ તો કરી જ રહ્યા છીએ. શૈક્ષણિક સંસ્થાઓમાં અધિકારીઓ દ્વારા લાંચ રિશ્વત લઈને અમીર વિદ્યાર્થી એડમિશન લઈ લે છે. જ્યારે ખરી આવડતવાળા લઈ શકતા નથી. ભ્રષ્ટાચાર ના લીધે પૈસા આપીને પરીક્ષાઓમાં પુછાયેલા પ્રશ્નોના વિદ્યાર્થીને આપી દેવામાં આવે છે આ વાત કરીને મેં તમને.

બાકી જેને આવડે છે એ બધા રહી જાય છે. બીજું તો શું હોય! ભ્રષ્ટાચાર હારે દરેક વ્યક્તિના જીવનને એક ભાગ ગણાય ગયો છે. આ ભ્રષ્ટાચાર એ રીતે ફેલાયો છે કે શું વાત એની ભ્રષ્ટાચારનું પરિણામ પણ એવું છે. ન્યાય પણ સત્યની જગ્યાએ પૈસાથી તોડાઈ રહ્યું છે. આપણે ન્યાય આપવાની રીત આપણી ન્યાય આપવાની રીત આ પૈસાથી થઈ રહી છે ન્યાય ક્ષેત્રમાં ઇવન હાઈકોર્ટ ની અંદર પણ હવે તો ભ્રષ્ટાચાર છે. એટલે ગુનેગારો ગુનો કરતાં પણ જરાય અચકાતા નથી. જ્યારે કોઈ માણસ ગુનો આશરે છે આરે છે ત્યારે ગુના નો ભોગ બનેલ વ્યક્તિ ન્યાય માંગવા જાય છે ત્યાં પણ પૈસા આપીને કેસને, બંધ કરી દેવામાં આવે છે કે પછી કેસ નાનો હોય કે પછી મર્ડર નો કેસ હોય તો એને ત્રીસ લાખ પાંત્રીસ લાખ આપીને એને રફા દફા કરી દેવામાં આવે છે. સામેવાળા પણ વિચારે છે કે ભાઈ લડીને આમ કરીને પાંત્રીસ લાખ આવે છે તો લઈ લો હવે ગયેલી વ્યક્તિને પાછી તો લાવી ન શકાય. તેના બદલામાં જે પૈસા મળે છે તે લઈ લઈએ એમ કરીને કેસને રફા દફા કરી દેવામાં આવે છે. જો એમ શક્ય ન હોય તો ગુનાનો ભોગ બનેલો વ્યક્તિ મોટી રકમ આપીને અવાજ દબાવી દેવામાં આવે છે ઇવન સબૂતોને ખરીદવામાં આવે છે. દરેક જગ્યાએ ભ્રષ્ટાચાર છે.

ભ્રષ્ટાચાર ના લીધે, દેશની અસ્મિતા ની પણ ઘણો નુકસાન પહોંચ્યું છે. અસ્મિતા એટલે માન. રાજકારણ ક્ષેત્રે સરકારી એવું જ બરોબર કામ ના લોકો પોતાના સત્તાનો પૈસાનો દુરુપયોગ કરી પોતાના, પોતાના દીકરાની સગાવવાની સગા વહાલા ના સરકારી નોકરીઓ અપાવી દે છે આવતો ક્યાંક ને ક્યાંક, પહેલા તો બહુ જ થતું તું અત્યારે તો થોડા ઘણા અંશે ઓછું થયું છે કારણ કે પારદર્શિતા આવી છે ટેકનોલોજી નો પણ આપણે થોડો આભાર માનવો જોઈએ ટેકનોલોજીના લીધે બહુ જ અંશે ઓછું થઈ રહ્યું છે.

તો પણ તમે આમ જોયું કે એની સામે દેવું કેટલું વધી રહ્યું છે કેટલો બધા આપણે વ્યાજમાં ઘૂસી રહ્યા છીએ આ બુલેટ ટ્રેન નો પ્રોજેક્ટ ક્યારના લાવ્યા? હજુ જો હવે કામગીરી સ્ટાર્ટ કરશે અને અત્યારે રાત દિવસ ચોવીસ કલાક કામગીરી કરાવી રહ્યા છે તેમની પાછળ. અત્યારે અમારે સોસાયટીની પાછળ જ છે એ બુલેટ ટ્રેન નો ચોવીસ કલાક કામ ચાલી રહ્યું છે. શું કરીશું. બાકી તો.

એમના ટાઈમે જે જીડીપી હતો એમના જેવી રણનીતિઓ તો જો આર્થિક બાબતે આપણે જોવા જઈએ તો ડોક્ટર મનમોહન સિંહ એ બહુ એમના જેવું હોય કોઈ અર્થશાસ્ત્રી તો જ આપણો ભલે વાર થઈ શકે છે. બાકી તો, આ નિર્મલા સીતારામનથી કઈ થાય એવું નથી. ટ્રાન્સપરન્સી અંગેના વરસ બે હજાર સત્તર ના પ્રદર્શન મુજબ સરકારે પારદર્શિતા ની બાબતમાં વિશ્વનું ભારતનો ક્રમાંક, ત્યાસી મો છે. જ્યારે આ રેન્કિંગ મુજબ સૌથી વધુ ભ્રષ્ટાચાર પીડિત દેશ સોમાલના છે જેક એકસો એસી ઉપર છે.

જો એ સોશિયલ મીડિયા ઉપર ઉછડી જાય છે તો એને પાક્કો ન્યાય મળી રહે છે. તો કોઈપણ વાતને દરેક વાતને આપણે સોશિયલ મીડિયા દ્વારા આપણે એને કરી લોકો સામે લાવીને એનું.

આજે ભ્રષ્ટાચાર આખા દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં એટલી ઝડપથી ફેલાઈ રહ્યો છે કે વાત જ ન પૂછો. ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર. બાકી તમે જોયું હશે. કે હવે તો AI આવી ગયું છે. ને ઘણું બધું આવી ગયું છે. પણ અલગ અલગ મુવી શો પણ જોયા હશે. બાકી પછી

હમ આજે તો તમે બિલ્ડરો, દારૂના વાળા, પોલીસ તંત્ર, સરકારી અધિકારી, રાજકારણીઓ, શાળાઓના સંચાલકો, દુકાનદારો, વેપારીઓ, વગેરે બધામાં ક્યાંક ને ક્યાંક એ લોકો connect જ હોય છે. અમ એક પોતાનું કહેવાય ને માર્કેટ બનાવી કાઢ્યું છે આ લોકોએ બિલ્ડરોને એક કરોડ નું બિલ પાસ થયું હોય. પછી નીચે પાછા થોડા ઘણા ને આને આપે. પાક્કા contractor જોડે પચ્ચીસ લાખ રૂપિયા આઈને ઊભા રહે. અને આમાં પછી રસુ એક કરોડનું રોડ બનાવે પછી થોડું ઘણું આમ તેમ બનાવીને. અને કાચું બાંધકામ ઊભું કરે છે અને ક્યાંક પછી શું પોતાના ખિસ્સા બરોબર કરે અને આપણી પથારી ફેરવાઈ જાય. બાકી એના ફેલાવાના અનેક કારણો છે. આજે આપણે માનવતા નેવે મુખી કાઢી છે. અને ઓછી મહેનતે આપણને વધારે પૈસા જોઈએ છે. એટલે તો આ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. બાકી ભૌતિક સમૃદ્ધિ મેળવવી સમાજમાં મોટા દેખાવાનું પ્રસંગ જ છે. બસ રોપ જાળવો છે. આપણે કે ના ભાઈ પેલા એ ગાડી લઇ આપણે પણ મોટી ગાડી હોવી જોઈએ. આપણું પણ આવું મોટું ઘર હોવું જોઈએ. એ દેખાદેખીમાં જ આ ભ્રષ્ટાચાર થાય છે. ભ્રષ્ટાચાર ના લીધે આ કાળુ ધન ને બ્લેક મળીને બે હાજર સત્તર ની નોટબંધી હતો. ખબર જ હશે black money નો white money મા transfer કરી દીધું બધાય. ભ્રષ્ટાચાર થી વ્યક્તિ સમાજ અને રાષ્ટ્રનું નૈતિક અધરપતન થાય છે એટલે મતલબ કે ભ્રષ્ટાચાર એક એવી વસ્તુ છે કે આપણે આટલા ટૂંક શબ્દોમાં describe ન કરી શકે. આ એવું કેન્સર છે કે જે આપણે એનું નિદાન પણ કરી શકતા નથી. બાકી તો એક સમયે આપણે નોર્મલ કેન્સરનું પણ આપણે કરી શકીએ નિદાન. પણ એનો ઈલાજ કરી શકીએ પણ આનું તો કંઈ ના થાય. બાકી તો તમે જોયું હશે રૂસ્તમ મુવી તમે જોયું હશે. એની અંદર પણ કેવું એરક્રાફ્ટ નો ભ્રષ્ટાચાર. even મિલેટ્રીમાં પણ ભ્રષ્ટાચાર થાય છે. તમે વિચારી શકો છો મિલેટ્રી ના ખાતામાં પણ ભ્રષ્ટાચાર થાય છે. નાના લેવલે નહીં મોટા મોટા લેવલે થતા હોય એટલે આપણને કંઈ ખબર જ ન હોય. તમે કહો કે ક્યાં ભાઈ ભ્રષ્ટાચાર કે ભાઈ બહાર આવે તો આપણને ખબર પડે ને કે આવું કંઈક થયું છે. લગભગ એ વાત જ બહાર ના આવી હોય તો આપણને કેવી રીતે ખબર કે આવું થઈ રહ્યું છે. તો

શું ખબર કેમ છે મજામાં આજે ઘણા દિવસ પછી phone કર્યો તે એક દમ મજા માં શું વાત છે ઘણા બધા દિવસ પછી phone કર્યો મારી યાદ્દ આજે આવી આચાનક કઈ કામ હશે તો જ phone તો કર્યો હશે કામ વગર તો કોઈ દિવસ phone નાથ કરતી જો મેં કીધું ને મતલબી એક number ની મતલબ વગર તો જીવન મો phone ન કર્યો બેશરમ બેહયાત જો હા એક કામ કર હમણાતો આમતો બૌ બધા apps નીકળ્યા છે હા instance lone આપે છે એમાં કોઈ documentation ની જરૂર નથી હોતી પણ ભૂલ કરી ને બધા જે instance lone વાળા app હોય છે ને એ બધા app મો હી loan નહી લેવાની never એક દમ નહી લેવાનું ok dont tack lone હા ખતમ કરી નાખી તારી જિંદગી આહ તારી પાસે શું property માં અડ ગાજ રાખે કોઈ security છે no security no property ok હા તારો cibil score કેવો છે good or bad સારો છે કે ખરાબ છે ઓહ સારો છે ok તો એક કામ કર credit card હોય તો તને loan મળી જશે but એમાં interested બઉ high રેસે perfect તે credit card આવું જોઈએ ફિર bank તને ક્રેડિટ આપશે પન નાઈ પેલા પૈસા લઈને ભાગી જાય ચોર એક દમ ઓલા નીરવમોદી ને માલીયા ને એ લોકો ની જેમ તારા જેવા લોકો ને લીધે જ તો આપડે આ આમે લોકો બધા શું કેવાઈ text fiyar ના બધા પૈસા લઇ ને ભાગી જાવ આમારી લોકો ની life બરબાદ કરી નાખો છો પૈસા કમાઈ એ આમે text આમે ભરીયે અને પૈસા લઇ ને ભાગી જાવ તમારા જેવા લોકો હે આવું જ કરીશ ને હા હવે હા ભી પડે છે બેશરમ તારું આધાર card ને પાન card ને ઓલું શું કેવાય sivil score જેમાં દેખાય ને એવા કોઈ cardwhoter id card photo id

ફોટા passport photopaspot photos એ બધું લઈને એક વાર bank માં જજે એ લોકો પાસે એક frome મળશે personal lone નું frome મળશે એ from લઈને ત્યાં from ભરજે પછી એ લોકો તને બતાવશે ક કેટલા એ લોકો કેટલા રૂપિયા અપસે કેમ અપસે પણ તને lone શેની માટે જોઈએ છે prosnal loan જોઈએ એ છે ક croporate lone જોઈએ છે કયો lone parsonal lone ok અને સારો રાખજે timer કેટલો three year four year five year two year બે વરસ થી વધવા નો છે અને કેટલા રૂપિયા જોઈએ એ છે પાંચ લાખ પાંચ લાખ રૂપિયા પાંચ લાખ રૂપિયા માં કેટલા મીંડા આવે તને ખબર છે કેટલા મીંડા હોય હ મીની જો હવે ગણવા બેસશે પાંચ લાખ માં કેટલા મીંડા હોય આને કેવાય ભણેલા ગણેલા લોકો એવું શું કરવું છે તારે તે પાંચ લાખ ની lone લેવા છે પૈસા પછી પાસા પણ આપવા પડશે એટલી ભાન છેકે પછી તને આ પૈસા લઈને ભાગી જાઉં છે મને તો એમજ લાગે છે કે તું પૈસા લઈને ભાગી જવાની છે બિચારા bank વાળા લોકો ને અમર લોકો ના text ના પૈસા બગાડે આયે હાયે શું કરવું છે શું કરવા lone લેવું છે coaching centre ખોલવું છે office ખોલવી છે નવો studeo બનાવો છે beuty parlar બનાવું છે coching sentar ખોલવું છે અરે પણ તને A અને B ભણાવતા નથી આવડતું અને વડી તું coaching centre ખોલીને શું કરીશ હિન્દી જયારે તું ભણાવે ત્યારે તે તો gramar ની તો પૂરી વાત લગાવી રાખી છે હિન્દી નું gramar શું થશે દેશ નું ભવિષ્યતું આખા દેશ નું ભવિષ્ય એકદમ દોમા દોડ કરી રહી છે હો